આ ચિત્ર એક ભવ્ય અને સુંદર રીતે સજાવેલા પ્રવેશદ્વાર નું છે જે કોઈ લગ્ન અથવા મોટા પ્રસંગનું સ્થળ હોઈ શકે છે.

ચિત્રના મધ્યભાગમાં એક વાદળી રંગની બાઈક પાર્ક કરેલી દેખાય છે.

એક કાળા રંગનું ચમકદાર ટેબલ છે જે ઓફિસ ટેબલ કે ડેસ્ક હોઈ શકે છે.

આ ચિત્રમાં એક ચાંદી રંગને મહેન્દ્ર મરાજો કાર દેખાઈ રહી છે.

અને એક ટેબલ મેનેજમેન્ટ અને બીજું તે સ્ટોરેજ મેનેજમેન્ટ જોવા મળી રહ્યું છે.

પાછળ એક પાણીની ટાંકી જોવા મળે છે અને વચ્ચે એક મેદાન છે.

આ ચિત્રમાં એક ગ્રામીણ અથવા અર્ધ શહેરી વિસ્તાર નો નજારો દેખાય છે.

દરેક ઘરનો બાહ્ય દેખાવ એક સમાન છે જે તેમને સુમેળ ભર્યો દેખાવ આપે છે.

ઝરણું પથ્થરો પરથી નીચે વહી રહ્યું છે જેનાથી પાણીના પ્રવાહની સુંદરતા દેખાય છે.

ચિત્રમાં એક સુંદર રીતે શણગારેલો મંડપ દેખાય છે.